ફોટા માં એક પ કાર હોય તે પેટ્રોલ પુરાવતી હોય એવું દેખાય છે જે ઇન્ડિયન ઓઇલ નું પેટ્રોલ પંપ છે.

જે મને જલાલ કાર્પેટ પાથરેલ છે આજુબાજુમાં--

પાર્કિંગ ની અંદર ઘણી બધી સાયકલો તથા ટુ વ્હીલરો પાર્ક કરે છે.

આ ચિત્ર એક ગાર્ડન નુ ચિત્ર છે જે ગાર્ડન મા ઘણા બધા ફૂલ છોડો દેખાઇ છે.

બેંચીસો છે ત્યાં લોકો આરામ કરે છે બેઠા છે તથા ઘણા લોકો ગાડીની આજુ બાજુ ચાલી રહ્યા છે.

આ રોડ પર કોઈ સર્કસ અથવા તો--

આ ચિત્ર એક મંડપનું છે જે મકાનની બહાર એક અ મંડપ તરીકે ગેટ લગાડેલુ છે જે ગેટ માં રાઉન્ડ રાઉન્ડ શેપ માં--

આ એક હેર સ્ટાઈલિસ્ટ ના સલૂન નુ ફોટો છે જેમા એક છોકરીના વાળમાં વિવિધ ડિઝાઇનો કરવામાં આવે છે.

આઈસ્ક્રીમ ખાઇ સકે એવુ જગ્યા છે જ્યાં બાળકો માટે પણ ટેબલ છે.

તથા ત્યાં બાજુમાં આઈસ્ક્રીમ ના વિવિધ ચિત્રો છે પંખો છે.

જે વેલ્કમ નુ ચિત્ર છે જે યુનિવર્સિટી ના એન્ટ્રાન્સ નુ ચિત્ર છે.

જ્યાં ઘણો બધો સામાન પઇડો હોય એવુ પણ દેખાય છે.

રમતગમત અથવા તો પાર્ક નું છે જ્યાં એક સ્લાઇડ મા ઘણી બધી લોકો પણ છે તથા એક ઉપર પુલ દેખાય છે.

આ ચિત્ર એ બજારમાં આવેલી દુકાનનું છે.

જેનુ નામ ફૂડ ટ્રેક છે ત્યાં દુકાનની બાર ઘણા બધા લોકો હાલી ચાલી રહ્યા છે તથા--

તથા રસ્તાની વચ્ચે નાનુ એવુ સર્કલ છે સર્કલ પર લાઈટો છે.

ત્યાં એક બિંબ પણ દેખાય છે અને એક લેડીસ પણ પાછળ કોઈ કામ અથવાતો વાતચીત કરી રઇ એવું દેખાય છે.

પાર્કિંગ ની અંદર ઘણી બધી ટુ વ્હીલરો જેમા એક્ટિવા સ્કુટી તથા--

આપેલ ચિત્ર કોઈ ઇન્ડસ્ટ્રીયલ પંખાઓનુ હોય તેવુ દેખાય છે આપેલ ચિત્રમાં--

કોઈ વર્કિંગ ચાલુ હોય જે મશીનરી દ્વારા થાય છે એક મશીન પણ દેખાય છે જે કલર કામ અથવાતો હાઈ લિફ્ટ નું મશીન છે.

આપેલુ ચિત્ર એ બંગલાનું ચિત્ર છે તેમા એક જાહેર નોટિસ ભી દેખાઈ છે જે અમદાવાદનુ હોઇ એવુ દેખાઈ છે આપેલ ચિત્રમાં ઝાડવાઓ છે.

બંગ્લા ની આગળ દરવાજો ગેટ છે અને એની અંદર ભાલાઓ છે બંગ્લા નો કલર વાઈટ છે અને આજુ બાજુમાં ઝાડાઓ છે.